આ દ્રશ્યમાં એક દુકાન જોવા મળે છે આ દુકાનની બહાર ચાર ખુરશી લગાવેલી જોવા મળે છે આ ખુરશી નો કલર કાળો છે.

આ દ્રશ્યમાં ઘણા બધા લોકો દુકાનમાં બેસેલા હોય એવું દેખાય છે.

ચિત્રમાં દેવી દેવતાઓની મૂર્તિઓ જોવા મળે છે આ ચિત્રમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવી રહ્યા હોય એવું લાગે છે.

આ ચિત્ર એક કપડાનો શોરૂમ હોય એવું લાગે છે આ ચિત્રમાં વાઈટ કલર નું સ્ટેન્ડ જોવા મળે છે.

આ ચિત્રમાં દિવાલ પર અરીસો જોવા મળે છે અને એક નાનું મંદિરે જોવા મળે છે આ ચિત્રમાં દિવાલ પર લાલ પીળા લીલા કલર ની હાથની છાપ જોવા મળે છે.

દિવાલ ઉપર પુ દેવુ ભગત અતિથિ ભુવન લખેલું જોવા મળે છે.

સામે એક દુર્ગા ભોજનાલય છે એક ઓટો રિક્ષા જોવા મળે છે.

આ ચિત્રમાં દિવાલ પર પ્રયાગ કિચન એવું લખેલું જોવા મળે છે.

આ ચિત્રમાં એક પંખો જોવા મળે છે આ ચિત્રમાં એક લાઇટ સળગતી જોવા મળે છે આ ચિત્ર એક બેઠક રૂમ નું હોય એવું લાગે છે.

આ સલૂનની બહાર એક વ્યક્તિ ઊભેલો જોવા મળે છે અને અંદર ઘણા બધા વ્યક્તિએ બેસેલા જોવા મળે છે.

ગ્રાઉન્ડ પર એક વ્યક્તિ વાકો વાળીને કંઈક કામ કરી રહ્યો હોય એવું લાગે છે.

આ ચિત્રમાં ટેબલ પર એક હેન્ડવોશ ની બોટલ એક બોક્સ ડબ્બો અને હેલ્મેટ જેવુ જોવા મળે છે.